એક નાનુ વૃક્ષ છે જેના ઉપર પાન ખરી ગેલા છે અને થોડાક જ પાનો હોય છે.

એમાં એક માણસ ઉભેલો છે જે ફોટો પડાવતો છે.

તેમણે ગુલાબી કલર ની પાઘડી પહેરી છે

આ એક જલેબી નો ફોટો છે જેમાં કેટલીક નાની મોટી જલેબીઓ મૂકેલી છે.

એક કેક નો ફોટો છે જેમનો કલર ડાર્ક કથ્થઈ છે.

બાજુમાં બિસ્કીટો લાગેલી છે જે તણ છે અને ઉપર એક બિસ્કીટ મૂક બે બિસ્કીટ મૂકેલીઓ છે.

નીચે કેટલા ટાઈલ્સ ના ટુકડાઓ પણ છે એની આજુબાજુ ધૂર પથરાયેલી છે.

અને સ્કૂલ માં કેટલાક વિવિધ જાતના વૃક્ષો પણ છે છોડો પણ છે.

આ એક વોટરપાર્ક નો ફોટો છે જેમા નીશલ પટ્ટી પર એક માણસ બ્લુ કલર ની ટી-શર્ટ અને બ્લેક ચડ્ડો પહેરીને બેસો છે.

આ ફોટો માં બાજુમાં એક કોરટ નું બિલ્ડીંગ છે અને સામે કાર ઊભેલી છે.

આ ફોટો માં ફરવા લાયક ખુબ જ સારું સ્થળ છે.

અહીં દાંત સફાઈ કરવા માટેની એક ચેર મુકેલી છે.

એ_સી અહ ચાલુ છે અને દિવાલ પર ડોક્ટર ને મળેલા એવોર્ડો મૂકેલા છે.

જેનું એડ્રેસ ગુજરાત સ્કૂલ મોગરાવાડી વલસાડ અને વોટ્સએપ નંબર આપેલો છે.

જમીન પર કલર નું મૂકેલું છે ઉપર પંખાઓ આઠ છે અને ચાર બારીઓ છે.

નીરા કેન્દ્રની બાજુમાં ખજુર વન કરીને એક પોસ્ટર પણ છે.

લીમ રેડ કલર માં હેર બ્લુ કલર માં અને આર્ટ પીળા કલર માં લખેલું છે.

બાજુમાં એક વાઈટ કલર ની ઘડી છે જેમાં અગિયાર વાગીને વીસ મિનિટ થાય છે.

બહાર ગાર્ડન માં ગ્રીન કલર ના નાના નાના છોડો પણ છે.

મોટા-મોટા વૃક્ષો પણ છે જે નારિયેલ ના છે અને બીજા પણ કેટલાક વૃક્ષો છે.

બે માણસો નીચે ઊભા છે અને મંડપનો કલર ઓરેન્જ કલર નો છે.

જેમાં બહાર ખુરશીઓ મૂકેલી છે જે સફેદ અને લાલ અને ગ્રીન કલર ની છે.

આ ઘરનું કલર ગ્રીન છે અને બે બારી છે.

સામેથી કેટલાક માણસો બહાર આવી રહ્યા છે અને સાયન્સ પાર્કની બહાર બે ગમલાઓ પણ છે.

છોકરો પહાડની ઉપરથી ફોટો પડાવતો છે જેમને આસમાની કલર નો શર્ટ અને બ્લુ કલર ની પેન્ટ પહેરી છે.

પહાડ ના ઉપરથી નીચે ગ્રીન ઘાંસો છે અને કેટલાક નાના મોટા ઘરો પણ દેખાય છે.

એક છોકરી બહાર ઉભેલી છે જેમણે લાલ કલર નું ટી-શર્ટ અને બ્લુ કલર ની પેન્ટ પહેરી છે.

જવેલર્સ ની દુકાનના અંદર કેટલીક લાઈટ ઑ ચાલુ છે અને બે પંખાઓ છે.

ઉપર કેટલાક સિંહ ચિત્તો અને વાઘ જેવા અલગ અલગ પ્રાણીઓ ના ફોટા ફોટા દોરેલા છે.

એક જાળીમાંથી અંદર એક પીળી વ્યક્તિ ઉભી છે.

આ એક પેટ્રોલ પંપ નો ફોટો છે જે ખૂબ જ સરસ રીતે શણગારેલું છે.

આ એક રેસ્ટોરન્ટ નો ફોટો છે જેમા કુરશીઓ કાળી કલર ની છે અને ટેબલો વાઈટ કલર ના છે.